અને આ શું કે વેકેશન ની રાહ જોવાની કે ગરમી ની રાહ જોવાની એવું નથી. ત્યાં વરસાદ ના season માં જાઓ તોયે મજા આવે ફૂલ ઠંડી હોય તો પણ મજા આવે અને આબુ તો Evergreen છે. તમારે Greenery તમે જોવો તો. તમે વરસાદ માં જાઓ તોયે માજા આવે એવું છે સાચી વાત છે તારી. બોવ જ મજા આવે એવું છે. અને બીજું કે, નજીક હોવાથી આપડે અમ the weekend માં પણ પ્લાન કરી શકીયે friends જોડે, ફેમિલી સાથે. અને ત્યાંનું food છે જ સારું બરાબર. જેમકે, તે કીધું રાજસ્થાની items હોય જે પંજાબી હોય છે. એટલે જમવાનું તો સારું મળી જ રહે છે. અને ત્યાંની Greenery જે fresh air છેને Oxygen જે મળી રહે આહ બઉ જ સરસ. એટલે, મજા આવી જાય એવું છે. સાચી વાત છે તારી હા. ત્યાં આબુ માં તમે બે ત્રણ દિવસ રોકાવ બે દિવસ બીજું રોકાવ ને તો તમારું મન ખુશ થઇ જાય. વાત તો તારી એકદમ સાચી છે. મજા આવી જાય એક છે. અને નજીક પણ છે ને? સાચી વાત નઈ?

હમ હમ હા હમ

હમ ગોવા માં કેવું કે તારી વાત એકદમ સાચી. હવે પેલું એર Bnb કરીને નીકળ્યું છે ને. એ Bnb માં કેવું હોય છે એ અમ Guest House જેવું હોય છે કે જે host હોય છે એ લોકો ને બાજુ માં જ એ લોકોએ Guesthouse કે ઘરમાં એ રીતે બનાવ્યા હોય છે એ પણ options સારા છે ત્યાં. એ વાત ઓ ખરી જ. પણ, બીજું હું તને કહેવાનું તો ભૂલી જ ગયો. ગોવા માં અમને એક Cruise service આપી હતી. ક્રુઝ માં કેવું કે તમને લઇ જાય બરોબર દરિયા માં. ક્રુઝ મોટી હોય બોવ. ત્યાં નીચે Disco-theque હતો અને ઉપર પણ dance નું હતું stage હતો બરોબર. અને ત્યાં કેવું આરામ થી ત્યાં તર્પ ત્યાંના performance જોવાનું ત્યાં ના જે artist હોય local artist એ લોકો એ folk dance વગેરે.

બોવ જ સરસ પીણાં હોય છે. drinks હોય છે, Cold drinks. બોવ મજા આયી ગઈ તી ત્યાં. એટલે ક્રુઝ માં પણ મને ત્યાં food પણ બોવ સારું હતું. અને લગભગ બારેક વાગી ગયા હતા અમને. ક્રુઝ ઉપર તો એવી મજા આયી છોકરાઓને. સ્ટેજ ઉપર dance કરવાની, પછી food પણ સારું હતું ત્યાંના પેલા શું કહેવાય પનીર કબાબ વગેરે. એટલે food માં પણ મજા આવી ગઈ એવું હતું. અને ગોવા માં ક્રુઝ ની મજા જે છેને boss અરે મજા આવી જાય તેવું છે.

હમ હમ

હમ હમ હમ

હમ હમ હમ હમ

એ કાજુ તમે કો કે અખરોટ, બદામ બધા dry fruits ત્યે ત્યાં ગોગોવા માં પંજીમાં market છે ત્યાં. ત્યાં કાજુ તમને એકદમ fresh મળી રહે અને મજા પડી જાય યાર. હું, કાજુ ખાવાની બોવ મજા આયી તી મેં તો મારા માટે ભી લીધા ઘર ના માટે અને friends માટે તો એને હું પેક કરાવી ને લઇ ગયો ગયો. અને, બધા એ બોવ વખાણ કર્યા. કાજુ તો એકદમ soft અને અને વ્યવસ્થિત એકદમ sweet આવે. એકદમ sweet Dry fruits એકદમ famous હોય છે. અને શું કહેવાય પંજીમાં market છે ત્યાં. Special Dry Fruit Market છે. એટલે થોડું medium હોય છે બોવ મોંઘુ નથી હોતું. પણ અલગ-અલગ શરબત ના પેલા તૈયાર પેલા બોટલ્સ પણ હોય છે. અને dry fruits ની તો બોવ જ variety હોય છે. બોવ જ. એવું આબુ માં શું છે? specialty ત્યાંની?

હમ હા.

હમ હમ

હમ હમ

હા, ચોક્કસ. આપડે જો ગોવા અને શું કહેવાય આ માઉન્ટ આબુ તો ફરેલા જ છે. હવે એકવાર આપડે છેને આગ્રા ને અમૃતસર, આગરા માં તાજમહેલ છે. અમૃતસર માં Golden Temple છે.

છોકરાઓને ભી માજા આવે આપડી ફેમિલીને ભી માજા આવે. સાથે જઈશું ફરવા શું કેવું તારું?

ચોક્કસ, ચોક્કસ ચોક્કસ. ચાલો માળીયે પછી પ્લાન કરીશું હા ને? ઓકે, ચાલો, bye bye

હતા મોસમ માસના અંતિમ તબક્કામાં સૂર્યનારાયણ આંકડો વીજારે દેખાડતા ચોવીસ કલાકમાં જ ગરમી નો પારો સડસડાટ અઢી degree ઊંચકાઈ જતા સત્તાના પ્રારંભે દિવસ season ના highest તાપમાન સુધી થયું હતું આ સાથે રાતનું તાપમાન પણ ઉચ્ચકાયું હતું રાતના તાપમાનમાં એક point બે degree નો વધારો‌ ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ત્રણ point સાત degree ઉપર પહોંચ્યું કોણ છાલ માઠી ના અસરના કારણે ઉનાળાથી ઋતુ મુજબ ત્રણમાં પહોંચ્યું હોવાથી તથા આ epoxy ગરમીનો અહેસાસ થયો ન હતો પરંતુ હવે ઉનાળા ઉનાળા ઉનાળાની ઋતુઓ એને અસર દેખાડવાનું શરૂ કર્યું હતું. આજે આજે સોમવારે ઓગનતીસ point પાંચ degree તાપમાન સાથે ભાવનગર મા season નો ગરમ દિવસ રહ્યો હતો ગરમીનું જોર વધી જતા પહેલા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન અઢી degree અને અડતાલીસ કલાકમાં ત્રણ point છ ડિગ્રી ઊંચકાયું હતું એના કારણે લોકો એ બપોરના સમયે અંગ અડાડથી ગરમીનો અહેસાસ કર્યો હતો રાત્રિના સમયે પણ ગરમી નું જોર વધ્યું હોવાથી લઘુતમ તાપમાન એક point બે degree ઊંચકાયું દસ degree નોધાયું હતું આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતર ટકા રહ્યું હતું જ્યારે પવનની ઝડપ બાવીશ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી ક્રિષ્ના મહિલા મંડળ મંડળના ભજન સ્વ નરેશ ભાઈની તિથિ નિમિત્તે અજવાળિયા પ્રજ્ઞાબેનના નિવાસે તારીખ અઠાર ચાર ને મંગળવાર સાંજે પાંચ થી સાડા છ વિક્ટોરિયા અઢાર plot number

સંગીત રાખેલ છે રસિક સંગીતર મંડળ ભજન તારીખ અઢાર ચાર બે હજાર તેવીશ નો મંગળવાર નવ થી બાર કલાકે અંધારિયા દિલીપભાઈ ના ઘર પાસે રાધે ક્રિષ્ના residence વૃંદાવાળો ખાનચો શેરી નંબર ત્રણ જિલ્લા ઉડાન પાછળ ring road ભાવન ખાતે રાખેલ છે ભાવનગર ખાતે રાખેલ છે ધર્મ પ્રવેગ બ્રહ્મને બ્રહ્મ મંડળ શિવરાત્રી ચૈત્ર માસ વદ અગીયારુસ ને તારીખ અઢાર ચાર બે હજાર તેવીસ ના મંગળવાર ના રોજ લઘુરુદ્રનું આયોજન પાલનાથ મહાદેવ વાયા બહુચરાજી મંદિર રૂપાવળી દરબાર બાટન library સામે રાખેલ છે રાત્રી નવ થી બાર કલાક રાખેલ છે વક્ત બાર ઉપાસય બોટાદ સંપ્રદાયક કુ ઈલાભાઈ ઇલા ઇલાભાઈ મહા મહા સધી તથા પાંચ નંબર તથા બીલડી ગોપાલ સંપ્રદાયના કુ ભારતીય ક્ષારની નિંદ્રામાં દરરોજ સવારે સાડા નવ થી સાડા દસ આખ્યાન રાખેલ છે તારીખ ઓગ્નીશ ચાર ને બુધવાર રહી આઈ એમ બિલ મંડળના રચના રાખેલ છે IAMIAM ભોલે અંગે ના મંગળવાર સુધી official લખાવી દેવા વિભીષણના સામુહિક સાધનો ફક્ત જુના સાધકો માટે દિવસના સામુહિક સાધનો તારીખ ઓગ્નીશ ચાર બે હજાર તેવીશ ના રોજ બુધવાર રોજ સવાર ના સાડા સાત થી સાડા સૂચક medical general and hospital દ્વારા best end કાળુભા તેમજ ભાવનગર ખાતે રાખેલ છે જિલ્લા વૈદ્યસભા ભગવાને પ્રસ્થાપિત મૂર્છિત નું ભલું કરતા માસિક ભાનમાં જઈ તે બે હજાર ત્રેવીસ ના રોજ મંગળ-વાર સરકારે વહેલી સવારના પુણા સાતથી પુણા આઠ થી પુણા સાડા નવ સુધી આ સમય રાખવામાં આવેલ છે ભગવાનનો સૌ પાઠ સહિત પુંજન તથા અર્ચન આશીર્વાદ સહિત મહા આરતી સાથે પ્રસાદ રાખવામાં આવેલ છે જાહેર નિમન નિમન નિમંત્રણ બે છે અને બે હજાર ત્રેવીસ છે કાર્યપ્રણાલી પાન વાળી compound ભાવનગર ની કચેરી દ્વારા current કામ જેની કુલ અંદાજિત રકમ લાખની છે વિસ લાખની છે આ કામ tender તારીખ પાંચ પાંચ બે હજાર ત્રેવીસ ના અઢાર કલાક સુધી ઓનલાઇન જોવા મળશે તથા આ કામનો tender નો website ઉપર online ભરવામાં આવશે આ કામને વધુ વિગત કચેરી દરમિયાન રૂબરૂ સન્મુખ કરવા માં આવશે આ કામનો અંગેની વિગતવાર માહિતી notice board અને માહિતી વિભાગની website પર જોવા મળશે જાહેર notice આમ આમ ફરમો વકીલ પ્રકાશ જે મકવાણા અડવોવાઈટ છે ગુજર સુથાર કુમ્ગંદ ના દેવપુર ધનજીભાઈ કણછાડીયા સોળ ચાર બે હજાર ત્રેવીસ ના રોજ રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા શરણ પામેલ છે તે ધીરુભાઈ ધનજીભાઈ કલચણીયા ચંપક ધનજીભાઈ કલચણીયા પ્રભુભાઈ ધનજીભાઈ કલચણીયા હંસાબેન નર્થ માટક સાથે મંથન વાદ દાદીમા સ્વ ધનજીભાઈ ત્રિભોવનભાઈ ધરિયા બહેન થાય તેમનું સંયુક્ત બેસણું તારીખ વીસ ચાર ને બે હજાર ના રોજ ત્રેવીસ ના રોજ હુન્ગ્વન ગુરૂવારના રોજ ઉંઘવણ મુકામે સવારે નવ થી સાંજના છ સુધી આખો દિવસ રાખેલ છે તેમની ઉજ્જવલ ક્રિયા સમવર્ષ ચોવીશ ચાર બે હજાર ત્રેવીસ ના રોજ ઊંઘવાણ ઊંઘવાણ મુકામે રાખેલ છે સ્વ અરવિંદ ગીરી મોહન ગીરી ગોસ્વામી રહે છે જુના રામ પુર ગામે પંદર મુ નાણાપંચ તારા સગેથી સાંજ સભ્ય જિલ્લા પંચાયત સભ્ય સાહેબ સદસ્ય શ્રી એસ. ટી જીટી પંદર ટકા loan loan loan મેળવવા તાત્કાલિક home loan Mortgage Loan stop loan બીજાનો શોર તે પણ ઉજાદાળની લોન ઓછામાં ઓછા વ્યાજ દરમ્યાન ટ્રાન્સફર કરવા કપાત આજે Return વગર તાત્કાલિક મેળવો વસુલ ફી દરેક પ્રકારના washing machine તથા ફ્રીજ repairing માટે મહેશભાઈ જબ્બર ભાવનગર માટે મળો personal loan ફક્ત આધાર કોડ પાનકાર્ડ ઉપર સિવિલ score કા તો પછાત જરૂરી છે મહાદેવ diamond galaxy classes galaxy colour joining શીખવાડવામાં આવશે ઘર બેઠા કુશીન કરો ધોરણ દસ થી ધોરણ બાર સાયન્સ ગુજકેટ જી નીટ માટે મળો દસ કર્યા શરૂ છે આલ્ફા આલ્ફા જય અંબે આલ્ફ urgent repairing washing machine ફ્રીજમાં ફ્રીજમાં oven oven spare part ભાવનગર બુક સ્ટોર સામે ખાઈ વાળા

Spare part એક સો એક રોલ complex હજુ હજુ ભાવનગરમાં મોબાઈલ નંબર છે try try service jet jet jet spray Deep chemical wash spray તથા window ac service કરી આપવામાં આવશે Driving ક્રિષ્ના મહિલા મંડળ ના ભજન સ્વ નરેશભાઈ ને તિથિ નિમિત્તે અજવાડિયા પગનાબેન ના નિવાસે તારીખ અઢાર ચાર ના મંગળવારને રોજ પાંચ થી સાડા છ વિક્ટોરિયા અઢાર plot number છે તથા બે લગ્નની હિન્દુ મુસ્લિમ સહિત કોઈ પણ ધર્મમાં માન્યતા અપાઈ નથી નવી દિલ્હી તારીખ સતર સજાતીય સજાતીય લગ્નને રહી

જવાબ માંગ્યો હતો કેન્દ્ર સરકારે પોતાના જવાબ માં કાયદો બનાવવા અધિકાર માત્ર સંસદને સજાતીય સજાતીય લગ્ન કાયદેસર માન્યતા અપાય તો કાયદાની એ આખી શાખા ફરી લખવી પડે છે કેન્દ્ર સરકાર દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ચાલીશ થી ચુમાંલીશ ઉપર નોંધાયા heat wave heat Heat wave ની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ સજાતી પાઠ પાટ પાટણ ઘર દિલ્હીમાં મહત્તમ તાપમાન ચાલીશ degree ને

હલો વર્ત વર્તન માં થતું પરિવર્તન કોઈપણ બાબત શિક્ષણ ત્યારે કહેવાય જયારે પહેલાજ વર્તન હતું તેમાં પરિવતર્તન જોવામળે દા તા બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતાં પાડવા ન હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતાં કરતાં તેને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતાં અને પેડલ મારવા સાથે આગળ વધતાં આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે. આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે તે સ્પષ્ટ કરે છે ત્રણ સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ

સમજ મેળવી જ છે કે થાક ઇજા અને કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી જ. અગાઉના ઉદાહરણને યાદ રાખીને તો થાક ઊતરી જવાથી કે પછીપાગ નું હાકડું

અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલી અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તન જ શિક્ષણ તરીકે સ્વીકારે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં જ સમજીએ તો બાળકને જયારે પહેલી વાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતાં શીખી જાય છે

સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે. આના અનુસંધાનમાં થયેલા કેટલાંક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો વિશેની માહિતી પૂરી પાડે છે. અનેકવિધ સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહોમાંથી મુખ્યત્વે ચાર

કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. દા ત માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક પર પોતાની ટ્રાપસાયલ ફેરવતા ફેરવતાં એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખી તેમાં પેટ્રોલ પુરાવવા માટે ત્યાં પડેલી હવા ભરવાનાં પમ્પની ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડીવારે ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે તે અનુકરણા માં શિક્ષણનું જ ઉદાહરણ છે. એથી સવા

પાપનો અને ફેશનેબલ કપડાં વાપરતાં જોઈને તે પ્રકારનાં પ્રસાધનો અને કપડાંનો ઉપયોગ કરે તો તેને નમૂનારૂપ અથવા modling મિશણ પણ કહેવાય છે. બીજું પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ Learning by Trial & Error શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ ખાવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ માપી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયતો વધારે છે તેમ તેમ તેને દિલ પ્રાપ્ત થતું જાય છે. તેને શિક્ષા મળ્યાનું અનુમાન પ્રયત્ન પ્રયત્ને થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે. આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે બિલાડી ઉપર કરેલ પ્રયોગ સમજીએ થોર્નડાઈકનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈક એક સમસ્યાપેટી બનાવી હતી આ સમસ્યાપેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતાં પેટીનો દરવાજો ખૂલી ખૂલી જતો હતો. આ સમસ્યાપેટીમાં થોર્નડાઈ એક ભૂખી બિલાડી મૂકી અને સમસ્યાપેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યાપેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી. શરૂઆતમાં સમસ્યાપેટીના સળિયા પર પંજા માર્યા, સળિયાને બચકાં ભર્યા, સમસ્યાપેટીમાં આમ થી તેમ આંટા માર્યા કર્યા. ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યાપેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું. પરંતુ બિલાડીને સમસ્યાપેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં. આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા. જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યાપેટી ખૂલવાની કળ પર પડી જતાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલી ગયો. અહીં સમસ્યાપેટી ધ્વારા દરવાજાનું ખૂલવું એ એક આ~ આકસ્મિક ઘટના હતી. બિલાડીને કોઈપણ હેતુ કે સમજ અમ સમજપૂર્વક કળ દબાવી નહોતી, એટલું જ નહીં આ કળ દબાવથી દરવાજો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યાપેટીમાં મૂકવામાં આવ્યા જ તેણે પહેલાના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા

સતત ચોવીસ દિવસ સુધી કુલ ચોવીસ પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રહ્યા ચોવીસ મે પ્રયત્ને પાંજરામાં મૂકવા થી સાથે જ કળ દબાવીને સમસ્યાપેટીની બહાર નીકળ નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી. સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમધમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્ની વધતી સમસ્યાપેટી ખોલવાના સમયમાં જેટલો સમય લાગ્યો દસ સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી બહાર નીકળી, ખોરાક મેળવવા શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણ માં શરૂઆત ના પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાભૂલો ઓછી થતા છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરીયાત છે એ નિસંદેહ છે પરંતુ, કોઈ પણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે ચારીત્ય એ પાયાનું પરિબળ છે ખરેખર તો, શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતું શ્રેષ્ઠતમ યોગ્ય રીતે નિર્માણ છે અનગઢ પથ્થરમાંથી માનવને, શ્રેષ્ઠતમ પરિવર્તન કરતી પ્રક્રિયા શિક્ષણ છે પરંતુ આજનાં યુગનાં શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે, કે તે માત્ર ને માત્ર યાદશક્તિની જ પરીક્ષા કરે છે આ જીવન જીવવાં માટેની વાસ્તવિક શિક્ષણ, પ્રશિક્ષણ આપી શકતું નથી એટલે એવું નથી કે શિક્ષણ નથી આપતું પણ જીવન જીવવા માટે વાસ્તવિક રીતે પ્રશિક્ષણ નથી આપતું. એટલે બાળકનાં જીવન ઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે.

ત્રીસ મિનીટ અમારી સાથે બેસાડીયે છીએ અને જીવનલક્ષીની વિકાસ વિષે અમારા બાળકને વાતો કહીએ છીએ છતાં, જયારે અમે વાતો કરતાં હોઈએ ત્યારે એ ખુબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે પરંતુ, પછી ગમે ત્યારે તે મારી સાથે ગમે તેમ વર્તે, કહ્યું નથી માનતો, બુમ -બરાડા પાડે લોકોને જે પોતાને જે કરવું હોય તે કરે, આવી જ મુશ્કેલીઓ લગભગ ઘણી બધી માતાઓ અનુભવે છે પોતાનાં બાળકો પોતાનાં કહ્યાં મુજબ ચાલતાં નથી તેનો કારણ એકજ માતા, પિતાની પોતાની પરિપક્વતાનો અભાવ પણ હોઈ શકે છે આમાં શિક્ષણ પણ આવી ગયું જ્યાં સુધી આપડે પોતે જ આપણા ચારી,

પુસ્તકોમાં તો લખેલું છે બાળકને ઉદેશોથી, શિખામણોથી અને સૂચનાઓથી કશું શીખવી શક્યા નથી તે માત્ર ને માત્ર છે,

મને યાદ છે એક દિવસ અમારી સામે રહેતાં હતાં એક બહેન પોતાનાં બાળકને શાળાએ લઇ જતા હતાં જયારે અમદાવાદ આવ્યો ત્યારે, તો તે બાળક હંમેશા જોર જોરથી રડે એવામાં એક દિવસ એક બેખુબ ધમ પછાડા કરવાં માળ્યો અને પોતાની, માંતાનાં કાબુ બહાર જઈ રસ્તા ઉપર આરોટવા માંડ્યો ત્યારે માતાને ખુબ શરમ આવી તેથી માતાએ બાળકને કહ્યું ચાલ આજે ચોપાટી જઈએ શાળાએ નથી જવું.